નમસ્તે મિત્રો
એડિટિંગ યુઝિંગ ઓડાસિટી પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલ સમજાવશે કે એક ઓડિયો ફાઈલને કેવી રીતે એડીટ કરવી
આપણે શીખીશું કે કેવી રીતે ઓડિયો ફાઈલને ઓડેસીટીમાં ખોલવી સ્ટીરીઓને મોનોમાં રૂપાંતરણ કરવું
લેબલો જોડાણ કરવા
ઓડિયોને કટ ડીલીટ મુવ અને એમ્પલીફાય કરવું
બેકગ્રાઉન્ડ ઘોંઘાટ ફિલ્ટર કરવું
ઓડિયો ફાઈલને સંગ્રહ્વી અને એક્સપોર્ટ કરવી
આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 1004 આવૃત્તિ ઓપરેટીંગ સીસ્ટમ અને ઓડેસીટી આવૃત્તિ 13
ઓડેસીટી ઘણા ઓડિયો ફોર્મેટને આધાર આપે છે જેમ કે વાવ એઆઇએફએફ સુન એયુ નેક્સ્ટ આરસીએમ ઇન્સ્ટિટ્યુટ દે રિચર્સ ઇટી કોઓર્ડિનેશન એકોસ્ટિક મ્યુઝિક એમપી3 એમપીઇજી આઇ લેયર 3 એક્સપોર્ટને જુદા એનકોડરની જરૂર પડે છે
લેમ સંસ્થાપન જુઓ ઓગ વોર્બિસ ચાલો મુખ્ય મેનુ વિષયમાંથી એપ્લિકેશન્સ સાઉન્ડ એન્ડ વીડિયો ઓડાસિટી મારફતે ઓડેસીટીને એક્સેસ કરીએ
ઓડેસીટી હેલ્પ બોક્સ ખુલે છે
ચાલો ઓક ક્લિક કરીએ
ઓડિયો ફાઈલ એડિટ કરવા માટે આપણને પહેલા તેને ઓડેસીટીમાં ઈમ્પોર્ટ કરવું પડશે
આ કરવા માટે ફાઇલ ઇમ્પોર્ટ ઓડિયો પર જાવ
જ્યારે બ્રાઉઝર વિન્ડો ખુલે છે ત્યારે એડિટ કરવા માટે જોઈતી ઓડિયો ફાઈલને બ્રાઉઝ કરો અને ઓપન પર ક્લિક કરો
ફાઈલ ઓડેસીટી વિન્ડોમાં ખુલે છે
ફાઇલ સવે પ્રોજેક્ટ એએસ પર ક્લિક કરીને આ ફાઈલને એ ઉ પ ફાઈલ એટલે કે ઓડેસીટી પ્રોજેક્ટ ફાઈલ તરીકે સંગ્રહો
ખૂલેલ બોક્સમાં ઓક ક્લિક કરો
તમારી ફાઈલને નામ આપો
અહીં આપણે ટાઈપ કરીશું એડિટિંગ ઇન ઓડાસિટી
ફોલ્ડર ચેક કરો અને સવે પર ક્લિક કરો
કોપી અલ્લ ઓડિયો ઇન્ટો પ્રોજેક્ટ વિકલ્પ પસંદ કરો
આ એક ફોલ્ડર બનાવે છે જે કે તમામ ઓડેસીટી પ્રોજેક્ટ ડેટા ફાઈલો ધરાવશે
ટ્રેકોની તરફે જુઓ
જો અહીં એક ટ્રેક હોય તો ઓડીયો મોનો માં છે
આને ડાબા પેનલ પર આવેલ લેબલમાં પણ ઉલ્લેખવામાં આવશે
હવે ચાલો બીજી ઓડીયો ફાઈલ ખોલીએ

જો અહીં 2 ટ્રેકો હોય તો ઓડીયો સ્ટીરિયો માં છે
ફરીથી આને ડાબા પેનલ પર આવેલ લેબલમાં ઉલ્લેખવામાં આવશે
ટ્રેકને સંપૂર્ણરીતે રદ્દ કરવા માટે ટ્રેકને પસંદ કરો ટ્રેક્સ ટેબ પર ક્લિક કરો અને રિમૂવ ટ્રેક્સ પસંદ કરો
એકાંતરે એકદમ ડાબે આવેલ એક્સ પર ક્લિક કરીને ટ્રેકોને રદ્દ કરો
જો ઓડીયો ફાઈલ સ્ટીરીઓ મોડમાં છે અને સ્ટીરીઓ આઉટપુટની જરૂર નથી તો આપણે મોડને મોનોમાં રૂપાંતરિત કરી શકીએ છીએ
આવું કરવા માટે ટ્રેક્સ ટેબ પર જાવ અને મિક્સ એન્ડ રેન્ડર પસંદ કરો
હવે ઓડીયો ફાઈલની ડાબી બાજુએ આવેલ પેનલ પરનાં ડ્રોપ ડાઉન બાણ પર ક્લિક કરો અને સ્પ્લિટ સ્ટીરિયો ટીઓ મોનો પસંદ કરો
એક ટ્રેક રદ્દ કરો
ફાઈલનું ઝૂમ ઇન અથવા કે ઝૂમઆઉટ કરવા માટે કર્સરને ફાઈલ પર ત્યાં ક્લિક કરો જ્યાં તમને ઝૂમ કરવું છે અને એડિટ પેનલ પર આવેલ ઝૂમ ઇન અથવા ઝૂમ આઉટ બટન ક્લિક કરો
એકાંતરે ફાઈલનાં એ ભાગ ઉપર કર્સર મુકો જ્યાં તમને ઝૂમ ઇન અથવા આઉટ કરવું છે
હવે Ctrl કી નીચે દાબી રાખો અને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે તમારા માઉસ પરનાં સ્ક્રોલ ચક્રનો ઉપયોગ કરો
એક ઓડીયો ફાઈલને વણજોઈતા ભાગો રદ્દ કરવા માટે કાપી કોપી પેસ્ટ રદ્દ અને અમુક વિશેષ અસરો સહીત ઉપચાર આપી શકાવાય છે
ફાઈલનાં માપમાં વધારો કે ઘટાડો પણ કરી શકાવાય છે
એડિટ કરવા પહેલા હમેશા પુરેપુરી ઓડીયો ફાઈલ સાંભળો
સરળ સંદર્ભ માટે તમે સાંભળતી વખતે ભાગોને લેબલ કરવાનું ઈચ્છી શકો છો
આવું કરવા માટે ટ્રેક્સ એડ ન્યૂ અને લાબેલ ટ્રેક પર ક્લિક કરીને એક લેબલ ટ્રેક ઉમેરો
લેબલ એક પોઇન્ટે ઉમેરવા કર્સર વડે પોઈન્ટ પસંદ કરો ટ્રેક્સ ટેબ પર જાવ અને એડ લાબેલ એટી સિલેક્શન પસંદ કરો
તમે લેબલની અંદર ટાઈપ કરી શકો છો
એકાંતરે પોઈન્ટ પર ક્લિક કરો Ctrl B દાબાવો
પહેલી વખતે આનાથી એક નવી ટ્રેક ખુલે છે
સતત CtrlB થી સમાન ટ્રેક પર નવા લેબલ ખુલશે

લેબલ ટાઈમલાઈન પર એક પોઇન્ટે કર્સર સહીત ખુલશે જ્યાં કર્સર મુકાયું છે
કોઈપણ જોઈતી જગ્યાએ કર્સર મુકો અને દરેક નવા લેબલ માટે CtrlB દાબાવો
લેબલોને ખસેડી પણ શકાવાય છે
લેબલો રદ્દ કરવા માટે ટેક્સ્ટ બોક્સની અંદર ક્લિક કરો અને ત્યાં સુધી બેકસ્પેસ દબાવતા રહો જ્યાં સુધી લેબલ રદ્દ થતું નથી
આ કરવાનો બીજો માર્ગ એ છે કે ટ્રેક્સ એડિટ લેબલ્સ પર જાવ
તમામ લેબલોની યાદી દર્શાવતો વિન્ડો દ્રશ્યમાન થશે અને તમામ એ લેબલો જેને રદ્દ કરવા છે તેને પસંદ કરી અને રિમૂવ બટન પર ક્લિક કરીને રદ્દ કરી શકાવાય છે
ઓક ક્લિક કરો
સમગ્ર ઓડીયો ફાઈલને એક કે તેથી વધુ વાર સાંભળ્યા બાદ એડિટની રચના નિર્ધારિત કરી શકાવાય છે જોઈએ એ પ્રમાણે ફાઈલનાં ભાગોને રદ્દ કરી શકાય અથવા ખસેડી શકાવાય છે
પરિચય બોડી અને નિષ્કર્ષ માટે શું યોગ્ય છે એના પર આધાર રાખી એડિટની રચના કરો
ફરી આવેલ અને ખરાબ ધ્વની રદ્દ કરો
અસરોનો ઉપયોગ સંદેશની અસરને વધારવા હેતુ થઇ શકે છે
વણજોઈતા અવાજો જેમ કે તોતડાવું અને ઉધરસ ખાવી જે કે સંવાદને ઓવરલેપ કરતી નથી ફરી આવેલ અવાજો અને લાંબી ચુપકીને રદ્દ કરી શકાવાય છે
રદ્દ કરવા માટે સિલેક્શન ટૂલ પસંદ કરો અને ડાબું ક્લિક કરીને રદ્દ કરવા માટે જોઈતા ઓડીયોનાં ભાગને પસંદ કરો ડ્રેગ કરો અને ત્યારબાદ મુક્ત કરો અને ઓડીયોનાં તે ભાગને રદ્દ કરવા માટે ડિલીટ દબાવો
ઓડીયોનાં એક અંશને બીજા ભાગમાં ખસેડવા માટે ડાબું ક્લિક કરીને ખસેડવા માટે જોઈતા ઓડીયોનાં એ ભાગને પસંદ કરો ડ્રેગ કરો અને ત્યારબાદ મુક્ત કરો ત્યારબાદ કીબોર્ડ શોર્ટકટ CtrlX વાપરીને તે ભાગને કટ કરો
આપણે એડિટ ટૂલ્સ પેનલમાં આવેલ કટ બટન પર પણ ક્લિક કરી શકીએ છીએ અથવા એડિટ કટ વિકલ્પ પર ક્લિક કરી શકીએ છીએ
કર્સરને એ જગ્યાએ ખસેડો જ્યાં ઓડીયો અંશને ખસેડવું છે ત્યાં ક્લિક કરો અને ઓડીયો અંશને પેસ્ટ કરો
આવું કા તો કીબોર્ડ શોર્ટકટ CtrlV વાપરીને અથવા તો પેસ્ટ બટન વાપરીને કરી શકાવાય છે જે કે એડિટ ટુલ્સ પેનલમાં છે અથવા કે એડિટ પાસ્તે વિકલ્પ દ્વારા
મોટા શ્વાસને ઘટાડવા માટે ઓડીયો સ્ટ્રીમમાં આવેલ બ્રેથ પોર્શનને આ પ્રમાણે પસંદ કરો ડાબું ક્લિક કરીને ડ્રેગ કરો અને મુક્ત કરો
ઇફેક્ટ એમ્પ્લિફાય પર જાવ
એમ્પલીફીકેશન બોક્સમાં 5 અથવા 7 કે તેથી વધુ દાખલ કરો એ આધાર રાખીને કે તમને કેટલો અવાજ ઘટાડવો છે અને ઓક ક્લિક કરો

એ ભાગ જેકે કોમળતાથી રેકોર્ડ થયો છે તેના અવાજને વધારવા માટે ઓડીયો પસંદ કરી ઇફેક્ટ એમ્પ્લિફાય પર જાવ
તમને એક વેલ્યુ ત્યાં પહેલાથી જ દેખાશે
આ વેલ્યુ એ આ ફાઈલ માટે ઈષ્ટતમ એમ્પ્લીફિકેશન છે
તમે પોતાને જોઈતી સંખ્યા પણ દાખલ કરી શકો છો
ઓક ક્લિક કરો
જો ઓક બટન સક્રિય ન હોય તો એલો ક્લિપિંગ વિકલ્પ ચેક કરો

ખલેલ પહોંચાડનારા બેકગ્રાઉન્ડ ઘોંઘાટને ફિલ્ટર કરી કાઢવા માટે સેમ્પલ અવાજ સહીત ટ્રેક પરનાં એક ભાગને પસંદ કરો
અવાજ વગરનાં ભાગને પસંદ કરવાનું યાદ રાખો
હવે ક્લિક કરો ઇફેક્ટ નોઇઝ રિમૂવલ
ગેટ નોઇઝ પ્રોફાઇલ પર ક્લિક કરો
આ ફિલ્ટર કરવાનાં અવાજ સેમ્પલની ઓળખ પાડશે
હવે સમગ્ર ઓડિયો ટ્રેકને પર તેના પર ક્યાં પણ ક્લિક કરીને પસંદ કરો
ફરીથી ક્લિક કરો ઇફેક્ટ નોઇઝ રિમૂવલ
અવાજ ઘટાડાનું સ્તર પસંદ કરો
નાનામાં નાની વેલ્યુને ઉપયોગમાં લો જે અવાજને સ્વીકૃત સ્તર સુધી ઘટાડે છે
ઉચ્ચ વેલ્યુ સંપૂર્ણ રીતે અવાજને રદ્દ કરશે પરંતુ ઓડિયોની વિકૃતિમાં પરિણામ આપશે જે કે રહે છે
ચાલો ઓક ક્લિક કરીએ
આગ્રહ કરીએ છીએ કે બોક્સની ભલામણ કરેલ વેલ્યુ કરતા ઓડિયોને વધારે એમ્પલીફાય ન કરો કારણ કે એમ્પલીફાય કરવાથી પણ બેકગ્રાઉન્ડ ધ્વનીમાં વધારો થાય છે
એ સાથે જ ફૂફાડાનો અવાજ અને ગણગણાટ વધુ પડતો અગ્રણી બને છે
પ્રોજેક્ટ ફાઈલને એકંદરે સંગ્રહતા રહો
છેલ્લે અંતિમ પ્રોજેક્ટને જોઈતા ઓડિયો ફોર્મેટમાં એક્સપોર્ટ કરો એટલે કે વાવ એમપી3 અને અન્ય
અમે આ ભાગને પહેલાથી જ પહેલાનાં ટ્યુટોરીયલમાં આવરી લીધો છે
વિગતવાર જાણકારી માટે કૃપા કરી તેનો સંદર્ભ લો
આ ટ્યુટોરીયલમાં બસ આટલું જ
ચાલો સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ઓડેસીટી વાપરીને એડીટીંગનું બેસિક્સ રચના અને એડીટ
ઓડિયોને કટ ડીલીટ મુવ કરવાનું
ઓડિયો એમ્પલીફાય કરવું
બેકગ્રાઉન્ડ ઘોંઘાટને ફિલ્ટર કરવું ઉપર આપેલ ટિપ્સ વાપરીને તમે પ્રથમ ટ્યુટોરીયલમાં રેકોર્ડ કરેલ ઓડિયોને એડીટ કરો
જરૂર પડતી જગ્યાએ ફળે આઉટ અને ફળે ઇન નો ઉપયોગ કરો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
આભાર
આઇઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતી સોલંકી વિદાય લઉં છું